જમણી બાજુએ ટોપી પેરેલ એક વ્યક્તિ છે એ આરામથી કામ કરી રહ્યો છે.

પ્રાથમિક શાળાની અંદર નાનું સરખું ઝરણુ છે.

દરેક તમામ મિત્રોના મોં પર માસ્ક લાગવામાં આવેલ છે અને એ લોકો યુનિફોર્મ માં પહેરીને ફોટો પડાવી રહ્યા છે.

એક વ્યક્તિ વાઈટ કલર ની ગુણી લઈને ચડી રહ્યો છે.

ક્રિષ્ન ભગવાનના હાથમાં વાંસળી છે અને એમને આજુબાજુમાં અલગ અલગ કલર ના ફૂલહાર દ્વારા એમને સજાવામાં આવેલ છે.

ફુલહારોમાં પીળો કલર છે લાલ કલર છે ગલગાટોના ફુલ જેવા અલગ અલગ ફૂલો આપવામાં આવેલા છે.

નદીનું પાણી ખૂબ જ ચોખ્ખું દેખાઈ રહ્યું છે.

જેમાં પીળા લાલ અલગ-અલગ પ્રકારની સાયકલો ડિસ્પ્લે કરેલ છે.

બિલ્ડીંગ ના આંગણામાં રેડ કલર ની સ્કુટી મૂકવામાં આવેલ છે.

ડાબી બાજુએ જોશો તો અલગથી ઘણા બધા જાળો અને પહાડી એરીયો જેવો લાગી રહ્યો છે.

આ ચિત્રમાં ચોમાસાનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

ચિત્રમાં બ્લોક દ્વારા બનાવેલ એન્ટ્રી પોઇન્ટ બતાવવામાં આવેલ છે.

નાસ્તાના કાઉન્ટર પર અલગ-અલગ પ્રકારના નાસ્તા જેમ કે ખમણ ઢોકળા જેવું દેખાઈ રહ્યું છે.

જીમરસનું જે બિલ્ડીંગ છે એ બિલ્ડીંગની વિન્ડો ગ્લાસ દ્વારા આખી ઢાંકી નાખવામાં આવેલી છે.

શરૂઆતમાં સાથે આઠ નાની નાની છત્રીઓ મૂકવામાં આવેલી છે જે રંગબેરંગી છે.

જે કોલ્ડ પાણીપુરી જે અને મિનરલ વોટર થી બનેલ છે એ વેચે છે.

ટેબલ પર ડાબી બાજુએ એક બહેન બેસીને વિન્ડો તરફ જોઈ રહી છે.

ટેબલ પર એક મેન્યુ કાર્ડ મૂકવામાં આવેલ છે અને ટેબલ નો કલર છે વાઈટ અને પીળા કલર નો છે.